કૉલેજ તરફ જઇ રહ્યા છે કોઇ સિક્યુરિટી ગાર્ડ ચેર પર બેઠો છે વાતાવરણ એકદમ શાંત લાગી રહ્યુ છે.

લાઈક કોઇક ટંક છે પછી અલગ અલગ વાયર છે અમુક સર્વિસ ના સાધનો છે અહીં બીજુ ઘણુ બધુ--

આ પિક્ચર કોઈ બસ સ્ટેશન નું લાગી રહ્યું છે.

આ પિક્ચર એક પેટ્રોલ પંપ નું છે.

ટુ વ્હીલર ના પા પેટ્રોલ કે જ ભરાવા માટે બહુ લાંબી ભીડ લાગેલી દેખાય રહી છે મને.

આ પિક્ચર કોઇ નોન વેજ ના માર્કેટ નું લાગી રહ્યુ છે.

બ્લુ કલર નું દેકો બ્લુ કલર ની લાઈટ્સ લાગેલી છે એન્ડ ડેકોરેશન બ્લુ --

લારી લઈને કઈક વેચવા માટે નીકળેલો લાગે છે.

આ કોઈ સ્પોર્ટ્સ નું મેદાન લાગી રહ્યું છે.

આ કોઈ જંગલ વિસ્તારનું--

અ મને આ પિક્ચર મા કોઈક શૂઝ ની શોપ લાગી રહી છે.

વિજ્ઞાન મેળો જેવુ કઈ તમે કહેતા હતા હું પણ એવુ કઈ.

અને પેલુ બૌજ મસ્ત લાગી રહ્યો છે.

એમ થાંભલા લાઈટ્સ એસથેટિક ટાઈપ ના ડિઝાઇન બોવ જ મસ્ત છે.

જેમા કોઈ એક ચિકન લોલીપોપ ટાઈપ નું કઈ મસ્ત મંગાવ્યું છે.

જેન્ટ્રી સીવી આપતા છે ને રેડીમેડ પણ મળતા અસે એવુ મને લાગી રહ્યુ છે.

એમનું અલગ અલગ ડિફરન્ટ શૂટ્સ છે લાઈક ટી_વી .